એમાં એક ગેટ છે ગેટ એ ગ્રીન કલર નો છે અને બાજુમાં એક નાનો પણ ગેટ આપી રહ્યો છે.

એમાં જે પરદા છે એ રેડ કલર ના છે ખુરચી બ્લુ કલર ની છે.

અને ખેલાડી પણ દેખાય રહ્યા છે અને મ-મેદાન--

પછી ઝાડ પણ ગ્રીનરી ગ્રીનરી બહુ દેખાય રહી છે.

લીનોવા નો લેપટોપ ચાર્જિંગ લેપ અ લીનોવા ના પાર્ટસ --

શોરૂમ મા ટી_વી ફ્રીજ રેફ્રીજેરેટર .

આ જે ઊં ચિત્ર જોઈ રહી છું એ મંદિરનુ દ્રશ્ય મને લાગી રહ્યુ છે એમા મંદિરના દ્રશ્યમાં--

આ જેવું ચિત્ર જોય રહી છે કન્સ્ટકશન એરિયા મને દેખાય રહ્યો છે એમા એક મેનેજર અને એક--

લીચી મને દેખાઈ રહી છે લીચી ખુબ સરસ આછા ગુલાબી કલર ની રંગની દેખાઈ રહી છે.

આ ચિત્ર મને લોન્ડ્રી નુ દેખાય રહ્યુ છે એમા વ્હાઇટ કલર ના વોશિંગ મશીન --

આ ચિત્ર મને રેસીડેન્સી ફ્લેટ નુ લાગી રહ્યુ છે.

સાડીની દુકાનમાં એક ટેગ પણ મારી રઈ રહી છે ફિક્સ રેટ અને રંગ બેરંગી સરસ--

સાડીઓ જો દેખાય રહી છે અને બેન એક ઊંધા ઉભા છે અને પિન્ક કલર નો પેહેર્યો છે.

આ ચિત્ર મને સ્પોર્ટ રિલેટિવ લાગી રહ્યું છે આમાં ચાર--

અ બોઉ અલગ અલગ જાતની સ્પોર્ટ આઇટમ મને દેખાય રહી છે.

આ ચિત્ર મને કોઈ સભાનુ યાનિ તાં દ્વારા--

ફનસંગ રાખીએ છે એ એકોર્ડિંગ લાગી રહ્યુ છે એમા એક માણસ ઊભો રેલો દેખાય છે ને એક સરસ સજાયેલુ--

ચાર બ-બુલેટ દેખાય રહી છે.

આ ચિત્ર હું જોઈ રહ્યુ છે એમાં મને કોઈ સ્કેનિંગ મશીન નુ અંદાજ આવી રહ્યો છે એમાં--

ચરસ સ્થમ્ભ ઉપર પણ આડો સ્થમ્ભ બનાઓ--

પેટ્રોલ પંપ નો મને દેખાય રહ્યો છે પેટ્રોલ પંપ ની પાછળ જે બોર્ડ છે સેર્વો --

ખેતરમા દરેક આખામાં ખેતરમા--

સેન્ટ્રલ બેંક નું છે એરટેલ નું છે ઓપ્પો નું છે સમસેંગ નું છે કાર છે રીક્ષા છે.